હા એ તો છે કે શીખીને ભી આપણે જોઈને ભી શીખી શકીએ છે અને શીખતા શીખતાં શીખવાડી ભી શકીએ છીએ જેમ તમે કીધું યૂટ્યૂબ છે એ એક એવું પ્લેટફોર્મ છે કે તમને કશું આવડતું હોય તો બી તમે શીખતા હોય તો ભી શીખવાડતા હોય તો બી દરેક વસ્તુને તમે ત્યાં રેકોર્ડ કરીને મૂકી શકો છો અને એના તમને જતા દાડે જો તમારા ફોલોઅર્સ વધી જાય છે ને જો એ વસ્તુ ટ્રેન્ડમાં આવી જાય છે તો એના ભી તમને રૂપિયા મળે છે.

ફ્રીલેન્સીંગ અને જે કોન્ટ્રાક્ટિંગ કહીએ આપણે કોન્ટ્રાક્ટિંગ કશું નથી બટ એક રીતે ફ્રીલેન્સીંગ નો જ પાર્ટ છે કે માણસે જે આ પૂરો મહિનો ત્યાં કામ ન કરવું હોય અમુક પોતાનો

પોતાની દૈનિક ચરીયાઓ છે એને બી હેમ્પર કર્યા વગર કા તો એને કોઈ ભી ખલેલ પડ્યા વગર માણસ કંઈક અલગ કરી શકે છે જેમ આપણે સ્ટાર્ટિંગ માં વાત થઈ હતી કે જીવન નિર્વાહન માટે તમે એક નોકરી કરો છો પણ એ તમારું પૈશન નથી તમારું પૈશન કઈંક અલગ છે તો તમે રોજનું એક કલાક અડધો કલાક જે તમને સમય મળે એ ફાળવીને તમે તમારી જે હોબી છે એ હોબી તો તમે પૂરી કરી જ શકો છો પણ એ જ હોબીને જો તમે ક્રિએટિવલી યુઝ કરો તો એ તમારું આવકનો એક સારો એ સ્ત્રોત બની જાય. કે તમે એનાથી સારું એવું કમાઈ શકો છો અને જતા દહાડે જો એ જ હોભી તમને વધારે અનુકૂળ આઈ જાય છે તો એનાથી તમે તમારે જે નોર્મલ જોબમાં કમાતા હોય એના કરતાં વધારે આવક તમારી હોબીમાંથી ચાલુ થઈ શકે છે. બરાબર બરાબર એ જ કે અ અત્યારે વેબસાઈટ ડેવલપમેન્ટ છે, મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટ છે એ હાલમાં અ એવું નથી રહ્યું કે એની માટે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ જ ભણવું પડે એ ના ભણવ્યા હોય છતાં પણ અ ઘણા બધા ક્રેશ કોર્સીસ છે કે જેને આપણે યૂટ્યૂબ પરથી કે બીજી બોવ બધી વેબસાઈટ પરથી શીખી અને અ તરત જ આપણે એને આપણા અ

અ ફુલ ટાઈમ જોબ માટે તો ના મળી શકતો હોય પણ જો એ ફ્રીલેન્સીંગ કરવાનો ચુઝ કરે તે પોતાની ફેસીલીટી વાઇઝ એક કે બે કલાક દિવસમાં વર્ક પણ કરી શકે, પોતાનું સ્ટડી પણ કરી શકે, અને ઇન્ડિપેન્ડન્ટ પણ બની શકે છે કે જેના લીધે અ ઓવરઆલ અ આપણે જોઈએ તો અ દેશને પણ અ ઘણોં ફાયદો છે કે યુથ અ ડે બાઈ ડે અમ જલ્દીથી અમ જલ્દીથી જ ઇન્ડિપેન્ડન્ટ થવા લાગ્યું છે નહીં તો પહેલાના સમયે પૂરેપૂરું એજ્યુકેશન કમ્પ્લીટ કરવાનું, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવાનું તે પછી અ જતા અ નોકરી મળતી. પણ હાલે હાલમાં એવું રહ્યું નથી અ ક્યારે પણ આપણે ને નોકરી મળી શકે છે. નોકરી એટલે તમે કીધું કે જેમ કે આપણે એક એક કલાક છે અડધી કલાક છે આપણા ફ્લેક્સિબિલિટીવાઇસ આપણા પૈશન ને ફોલો કરી અને આપણને આવડતું હોય એ કામ આપણે કરી શકીએ છીએ અને આપણે કમાઈ શકીએ છીએ અને આપણું પૈશન પણ આપણે છોડવું નથી પડતું કેમકે ડિગ્રી અ ડીગ્રી કોઈ બીજી હોઈ શકે છે એવું હોય શકે છે કે જોબ બીજી હોઈ શકે છે એને આપણું

આપણે વાત કરીએ છીએ એમ જ મારા મગજમાં આઈવું કે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા આજકાલ એ બધી જગ્યાએ છવાયેલું છે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય. અ યૂટ્યૂબ ને ભી તમે ગણી શકો છો એના માધ્યમથી એટલી બધી તકો છે બજારમાં ખાલી તમે માર્કેટિંગ જ લઈ લો ઇન્સ્ટાગ્રામ પર કા તો એ માર્કેટિંગથી જ તમે પોતાનું એક અલગ કરિયર બનાઈ શકો છો, તમે એક ટીમ બનાઈ શકો છો જે એના જ માધ્યમથી પ્રમોટિંગ કરશે અને આજકાલ મોટી-મોટી બ્રાન્ડસ છે. એ બી એનો યુઝ કરી રહી છે અને એ બી સામેથી કહે છે કે જે લોકો ઘરે ફ્રી બેઠા છે કે જે પોતાનો સમય આમ જ ટાઈમપાસ માટે ઈન્સ્ટાગ્રામ ને એવી સોશ્યિલ મીડિયા યુઝ કરે છે એ જ ટાઈમપાસ કરતા-કરતા જ એ લોકો એ પ્રમોશન કાંતો જે બી એમને કામ આપવામાં આવે એ કરે છે. એના ભી એ લોકોને પૈસા મળે છે. તો એ બી છે એ એ બી કંઈ નથી, એક રીતે ફ્રીલેન્સિંગ જ છે કે તમે પોતા જે કલાક

કે એમની પાસે એવી સ્કીલ્સ છે કે જેનાથી એ લોકો ધારીએ એટલું કમાય શકે છે. તો એ પોતાની સ્કીલ્સને કોઈ બી એક કંપની કાંતો એક જોબ જોડે બાંધીને લિમિટ કરવાને બદલે ફ્રીલેન્સિંગમાં એકસાથે ઘણાબધા ક્લાઈન્ટસ રાખીને એમાં એ વધારે પૈસા કમાવે છે. દાખલા તરીકે ટ્રાન્સલેશનનું હોય છે, ઈન્ટરપ્રીટિસન છે, ટ્રાન્સ્લેટ્રેશન છે. આ બધી એવી ફિલ્ડ્સ છે જે કોમન અ માનવી હશે એણે આ વસ્તુ સાંભળી બી ની હોય કે આવું બી કંઈક હોય શકે છે. પણ એ પોતાની જાતે એક બોઉ જ મોટી ઈન્ડસ્ટ્રી કે જ્યાં તમને, જો તમને ભાષાના ફાવડત હોય તો અમુક ભાષા ધ્યાનમાં રાખીને જ એજ ફાવડતને તમે તમારી સ્કીલ્સ બનાય શકો છો અને એનાથી તમે જેટલી ત્રેવડ હોય એટલું તમે કમાય શકો છો. અને એ જ વસ્તુથી તમે પોતાનું એક એમ્પાયર ઉભી કરી શકો છો કે જ્યાં તમે બીજા ફ્રીલેન્સરને જોડશો અને ફ્રીલેન્સર અગેઈન્સ તમને જ કમાય આપશે. બિલકુલ બિલકુલ. ઘણીબધી વેબસાઈટ્સ છે જેવું તમે કીધું કે સોશ્યિલ મીડિયા અ ના બો બધા પ્લેટફોર્મ્સ છે અને સોશ્યિલ મીડિયાની સાથે-સાથે એવા પણ બીજા અ પ્રોફેશનલ પ્લેટફોર્મ્સ છે કે જ્યાં અ જ્યાં કોઈ કોઈ પણ જાતનું અ બીજા કોઈ પ્રમોશન્સ નથી કે અ કમ્પ્લીટ ફ્રીલેન્સિંગનું વર્ક મળી રહે છેને પ્રોવાઈડ પણ કરવામાં આવે છે ઓપોર્ચ્યુનિટીઝ. કે કોઈ પણ અ કોઈ પણ પોર્ટલ પર આપણે આપણે જ્યારે સાઈનઅપ કરીએ છીએ તો અ ડિરેક્ટલી અ જે વેબસાઈટ જેમણે ક્રિએટ કરી હોય કોઈ પણ જાતના અ અ ઈન્ટાવેન્શન વગર અ કમાય શકાય છે. જેમકે અ વેબસાઈટનું વેબસાઈટનું કમિશન ડિડક્ટ થઈ જાય એન આપણું પેમેન્ટ જાતે થઈ જાય આપણે વર્ક અગર સબમિટ કર દઈએ છીએ. તો કોઈ પણ જાતનું ડિપેન્ડન્સી પણ નથી રહેતી. ઘણીબધી વેબસાઈટ્સ એવી છે. કે જેમાં આપણે અ લોગ ઈન કરવા માટે કોઈ પણ જાતના ફ્રી પ્લાનની કે કોઈ પણ જરૂરિયાત નથી રહેતી. નહીં તો ઘણીવાર એવું થતું હોય કે પેઈડ હોય. અ પણ ઘણીબધી વેબસાઈટ્સ તો એટલું અ એટલી ફાયદાકારક હોય છે કે જેની માટે અ પે પણ કરવાનું નથી રહેતું અગર આપણે આપણી પ્રોફાઈલ ક્રિએટ કરવી હોય.

જે બોજ સફળ અમ જે બો મતલબ અત્યારના ટાઈમે સફળ પણ થાય છે ઘણી ઘણીબધી અ વેબસાઈટકે કે જે લોકો ચાર્જિસ નથી લેતા અને ફ્રીલેન્સર્સ ને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. તો એ પણ બોઉ જ એક સારું એવું માધ્યમ છે. રાઈટ. કે જેમાં બંનેવનો ફાયદો છે. વેબસાઈટ છે એ એમનું બી એ એક ઈન્ક્મ જળવાઈ રહે છે એની જોડે-જોડે જ. જે નોર્મલ ફ્રીલેન્સર્સ છે જે પોતાની કારકિર્દી હજુ શરું કરી રહ્યા છે. એમને બી એક સારું એવું પ્લેટફોર્મ મળી જાય છે. કેમકે આનાથી જ યાદ આવ્યું કે આમ ફ્રીલેન્સિંગના નામે સ્કેમ બી બો બધા થતા હોય છે.

આવો કોઈ સ્કેમમાં ફસાય ગયા તો તમારી મહેનતના અ મહેનત બી તમારી વેડફાય જાય છે અને એની સામે ઘણીવાર તમારા જે પૈસા તમે ભર્યા હોય છે એય તમને પાછા નથી મળતા. આપણે અમુક સ્કીલ્સ જનરેટ કરી લઈએ કાંતો અમુક સારા પ્લેટફોર્મનો યુઝ કરીએ તો આ ફ્રીલેન્સિંગ એક એવી વસ્તુ છે જેનાથી આપણે ઓછા સમયમાં સારી એવી આવક જનરેટ કરી શકીએ છે. એની જોડે-જોડે જ એક ઉજ્વળ ભવિષ્ય એન અ કારકિર્દી બી એમાં સ્થાપિત કરી શકીએ છે. કોઈ કંપનીમાં નવથી પાંચની શિફ્ટ કર્યા વગર. બિલકુલ બિલકુલ. ફાયદા હોય એની સાથે ગેરફાયદા પણ હોય પણ એની સામે સાવચેતી રાખવી બોઉ જ જરૂરી છે. કેમકે આ આ વસ્તુ એજ છે કે જ્યારે કોઈ ક્યારે પણ પૈસા ઈન્વેસ્ટ કરવા માટે કહેવામાં આવે ત્યારે બોઉ જ એલર્ટ રહેવાની જરૂર છે. અ વેબસાઈટની અ રેપ્યુટે અ વે વેબ વેબસાઈટની મતલબ રેટિંગ્સ ચેક કરવી જોઈએ.

કે લોકો કામ કરે છેને? સાચેમાં પેમેન્ટ મળે છે કે નહીં? નહીં તો અમ ઈન્વેસ્ટમેન્ટના નામ પર આપણા આપણા પાસેથી અ બોઉ બધા પૈસા ઠગ અ ઠગી લેવામાં આવે છે લોકો પાસેથી. એ પણ બોઉ જ ધ્યાન રાખવા જેવી બાબત છે. તો એ બોઉ અ એ અવેરનેસ પણ સ્પ્રેડ કરવી જોઈએ આપણા લોકોએ કેમકે જે વેલેન પ્લેટફોર્મ્સ હોય એની જ પર જ પ્રોફાઈલ બનાવી જોઈએ. કોઈ પણ પર બનાવાથી

અ ગેરફાયદા કરતા ફાયદો વધારે છે. અ જો આપણે અ બધી જ રીતે ધ્યાન રાખીને સાવચેતીપૂર્વક આપણી પ્રોફાઈલ બનાવીએ ને કામ એક્સેપટ કરીએ કોઈ પણ વેબસાઈટ પરથી, કોઈ પણ વેન્ડર્સ પાસેથી તો જો એ પૂરેપૂરું ધ્યાન રાખીને કરશું ને તો આપણે બોઉ ફાયદો થશે અને ફૂલ ટાઈમ જેમ તમે કીધું કે આપણે કોઈ પણ અ જોબમાં બંધાઈને ને નઈ રહેવું પડે.

હા એતો છે. તો એનાથી હવે આપણે બી એવું કરીએ કે એક-બે સારી સ્કીલ્સ જનરેટ કરી લઈએ. અમુક એક્સપિરિયન્સવાળા ફ્રીલેન્સર્સ હોય એમની પાસેથી થોડી અ ટિપ્સ લઈએ. યસ એનો કોન્ટેક્ટ અને થોડું ઈમ્પ્રુવમેન્ટ લાવીએ. અને એ જે જે કહેવાય ડૂઝ અને ડોનટ્સ કહીએ એ કરીએ. તો એનાથી શું છે કે આગળ જતા આપણને એટલું નોલેજ આવી જાય તો આપણે પછી આપણા જુનિયર્સ જે આપણા પછી જે

સોર્સ ઑફ ઈન્ક્મ ઉભી કરી શકીએ. જે આગળ જતા આપણને જ કશાકમાં ને કશાકમાં કામ લાગશે. કામ લાગશે બિલકુલ બિલકુલ. બાકી અમ અત્યારે અ બાકી અત્યારે ફ્રીલેન્સર બનીને